એક ગલી છે જેમા ટી સ્ટોલ છે. જેની બાજુમાં એક બાઇક છે. ગલી જાય છે. એક --

એક પોસ્ટર સે જેમાં મલીન સારંત્ર પ્રચાલન ક --

એક દરિયો છે જેમાં એક બોટ છે જેમાં બે નાવિક છે તે એક જગહ થી બીજી જગહ પર લઈ જવાની--

ઘણા બધા બિલ્ડીંગ દેખાય છે સુરજ દેખાય છે એની પર સનસેટ પોઇન્ટ જેવો દ્રશ્ય પણ --

એની આજુ-બાજુ નાના-નાના ઝુપડપટ્ટી છે એમા ગ્રીન કલર ના નાના-નાના અ ટ્રી પણ છે.

આ એક વાઈટ એન્ડ પિંક કલર ના જેવા ઓરેન્જ કલર ના બ્લુ ચેક્સ જેવા --

અને મહારાજ પણ એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે જે બે મહારાજ પૂજા પણ કરી રહ્યા છે --

એક બાજુમાં રીક્સા પણ ઉભી છે જેની સામે નાના નાના ઘર છે.

એક ગાર્મેન્ટ દુકાન છે જેમાં મેન એક ગાર્મેન્ટ દુકાન છે જેમાં મેન સેક્શન છે જેમાં અલગ --

પથ્થરથી લખેલું છે જેમાં ચિલ્ડ્રન એકેડેમી --

આ એક રિસોર્ટ છે જેમની આજુ-બાજુ નાના-નાના મોટા-મોટા બિલ્ડીંગ --

આ એક રોડ છે એની આજુ બાજુથી બિલ્ડીંગ છે જેની ઉપરથી પૂલ પણ જઈ રહ્યો છે અને રસ્તામાં એક--

નર્સરી છે જેમાં લેફ્ટ રાઈટ સાઈડ એક માટલા પણ મુકેલા સજાવટ કરેલી છે એમાં બ્લુ કલર ના--

છે જેમા છે બ્રાઉન કલર ની બે ટેબલ્સ છે એની આજુ-બાજુ પિક્ચર પણ લગાવ્યા છે સેન્ડવીચ નુ પિક્ચર છે.

બર્ગર નું પિઝા નું ટી એન કા કોફી નું પણ પિક્ચર લાગેલું છે અને --

આ એક હોટલ રૂમ છે જેમાં પલંગ છે એમાં વ્હાઇટ કલરની ચાદર છે એની આજુ બાજુ એક ડિનર --